રબડ જેવું હશે ને પછી ને અમને હાથ માં વાગે ને return એના કર દુુુુધીથી મારે તો હાથમાં વાગે નહિ ને એમને મન તો ખબર નહોતી આ તમે કીધું એટલે

હા તો હોય શકે છે આહ મનેય એનાથી જ માર્યુ તુ દુધી થી પણ વાગ્યું હતું દુુુુુધીથીય વધારે વાગ્યુ હતુ સરગવા થી પણ માર ખાધેલી છે મે

તો પહી સરગવાનું આવી બન્યુ સરગવો બીચારો ભાંગી ગયો હશે

ના ભાંગી તો ના ના હું ભાંગી ન તો સરગવો ભાંગ્યો હતો

પપ્પા શુ કરે છે

બોલો મારા જે father છે એ auto driver છે ok અને auto driver છે એટલે કે સા સાંજ થી લઈને બે shift છે એમની સવારે દસ વાગે જાય છે નવ વાગે અમુક વાર જતા રહે છે passenger ઉપર dip dipend of passenger હોય છે અગર passenger કેય કે railway station સવારમાં જવાનું છે સામે થી અમુક આવે છે તો railway station મૂકીને પહી અર ફરીથી આવે છે પછી સવારે નાસ્તો ચા પાણી નાસ્તો કરતે

ત્રણ વ અમ વાગે આવે છે એ રિયા જમવાનું ખાશે પછી પાંચ વાગે ચા નો time થશે કલાક આરામ કરશે કલાક બે કલાક કલાક બે

becasue અમારે ઘરે નાના નાના છોકરા ચીલામ્ચીલી લાગેલી લાગી હોય છે અને એમને એમાંં ગુસ્સો

બાળમંદિર junior KG senior KG બંને same જ છે

કયા છે તમારા ભાઈઓ છે ક બેન છે

બે ભઈ છે એક બેન છે જે આજે picnic ઉપર ગયી છે મારી બેન મે તમને સવારે કદાચ photo બતાવ્યો હતો હા આજ સવારે photo જોયો picnic ઉપર ક્યાં ફરવા ગઈ છે

વડોદરા કે ગાંધીનગર something એ બંને બંનેમાંથી એક જગ્યા એ ગઈ

વાહ college માં તો બોયફ્રેન્ડો હશે જ પછી એ મને નથી ખબર એટલુ deep માં નથી ગઈ હું અચ્છા બરાબર છે ચાલ્યા કરે હમ તમારીય girlfriend હશે ના મુ રાખતો જ નહિ એક હતી ખાઉધરી કરીને હતી એક જે વધારે પડતુ ખાઈ જાય

પંચ્યાશી કિલો તો વજન પહોંચી

તમારી girlfriend બન્યા બન્યા પહેલા કેટલા કેટલા વજન હતુ એનું

oh my god એટલે કી પાત્રીસ કિલો વધારે બની ગયુ પાત્રીસ થી ચાલીસ પિસ્તાલીસ કિલો વધારે થઈ ગયુ હા દિવસમાં મતલબ કે બાર time તો ખાવાનું જોઈએ

ખર્ચો તો થાય છે પણ શું કરીએ મજબૂરીનું નામ

ઓહ જુનુ normal જુનુ ક્યાથી નવુ જ કહેવાય ને? અમદાવાદ એટલે કાઈ સારી city છે લોકો અમદાવાદ આવવા માટે તરસે છે લોકો મને શુ કહીએ હવે દેખાય નહિ તમે કહેતા હશો તો વાંધો નઈ છોડો એ વસ્તુ હુંં શું કવ છુ કે વાંધો નહિ તમારી age કેટલી છે? કેમ boyfriend બનાવવો છે? ના એના માટે નથી પુછતી just normal પુછુ છુ four ચોવીસ કેટલા છે? sorry કોણ છે મારા? એક જ છે જે મળવાનુ નહિ મને life માં એ તો મને ખબર જ છે જે વસ્તુ life ના જોઈએ એ પેલા આઈ જાય છે અને જે વસ્તુ નહિ જે વસ્તુ ની જોઈ જોઈએ છે એમાં વસ્તુ માટે કેટલું ભગવાન તર તડપાવે છે તરસાવે છે એવુ થાશે કે ઈ

તમને તમારે તો picture ની story બની ગઈ તમારી તો ચલો picture

કેવી સ્ટોરી છે આમ મને ભી કો થોડુ અમે ભી જાણીએ ઉહ કેમ તમારે picture બનાવવી છે? હા પિક્ચરેય એ બેય કામ થઈ જાય ને? role મલી જાય સારો

તો આપણે couple પણ ઉભા કરી દઈશું એક camero લેતા આઈશું એવી રીતે picture ના બને picture ની વાત કરુ છુ કોઈ web series ની વાત નથી કરતી હું picture તો એમ થોડી બને પિક્ચર બનાવવા માટે ખર્ચો સાંભળ્યો છે?

દબંગ picture બનીને દબંગ picture એમા ચારસો કરોડ વપરાયા તા ચારસો કરોડ

બવ વધારે તો પછી મુંબઈ ગયા છો? એ માટે audition આપ્યુ? મુંબઈ નહિ હું અહિયાથી start કરી રહી છું

modelling heroine જે પણ હોઈ એ બધુ ચાલશે બસ famous થવુ છે famous જ થવુ છે તો પછી હુ કરી દવ આપડે તમારો photo paper માં આપી દવ લાપતા થઈ ગયા છો famous થઈ જશો માથે દસ હજારનું ઈનામ મુકી દેહુ

તે ઈનામ મુકો famous તો થઈ જશો ને તમે જેટલે મતલબ કે bus stand છે પછી મુતરડી છે ત્યાં આગળ એક photo લગાઈ નાખવાનો એમ કે આ બેન ખોવાઈ ગયા છે ખોવાઈ ગયેલ વ્યક્તિ shut up હું આની વાત નથી કરતી famous થવુ છે ને હું આપી દઈશ ને

નામ પૈસો ઈજ્જત આ ત્રણે વસ્તુ હોવુ જોઈએ life માં પછી life જીવવાની મજા જ કઈંક બીજી છે એમાં શેની ઈજ્જત? કેમ ઈજ્જતદાર ના હોય ખોવાયેલ વ્યક્તિ

એક પણ નઈ અચ્છા તો તમને આમ કઈ ગઅ આમ છોક તમારી girlfriend જે હતી એનુ નામ શું હતુ પહેલા girlfriend જે હતી એનું હા એક હતી ખરી એક પણ હવે જવા દો ને એનુ વાત કહીશ તો પાછુ મારા

કોણ ભારતી સિંઘ?

ના હું કોઈ ભારતી સિંધને નહિ ઓ સારુ ને નામ સારુ છે નોરા ફતેહીનું

તમને આવડે છે dance કરતા નોરા ફતેહી જેવો ના dance કરતા ના આપડને dance નહિ આવડતો આપણને કરાટે આવડે છે

ઓહ એવુ છે એના કરતા dance જ શીખી લેતુ લેવો તો તમારે થોડુક

જે અમારા ધર્મેશ sir છે ને આમા હું જ્યા job કરુ છુ તેમને બવ સારો dance આવડે છે

એવુ છે કોક વાર બતાવજો video ઉતારીને અમે ભી જોઈએ dance કેવો કરે છે હા અમારે ત્યાં તો હુ જે job કરુ છુ ત્યાં manager લઈને બધાય dance કરે છે manager પણ dance કરે છે? હા મારી favourite heroine નોરા ફતેહી છે નોરા ફતેહી બહુ જોરદાર dance કરે છે દિલબર દિલબર વાળુ song નથી? એમાં

ઓકે તમને આલિયા ભટ્ટ કેવી લાગે? આલિયા ભટ્ટ પેલા ગમતી તી પણ લગન કરી નાખ્યા ને એણે રનબીર કપૂર જોડે હવે નઈ ગમતી તે તમને કેમ શાનો અફસોસ થાય છે લગન એના રણબીર કપૂર જોડે

story એવી છે તમારી તમે યાર અતારે જે girlfriend ની વાત કરો છો કદાચ એ તો નથી ના એ તો થોડી પાતળી છે એ તો બહુ એની વાત નહી આ તો બીજી હતી એ તો ભેંસનુ બચ્ચુ જવા દો ને છોડો ને વાત એક વખત તમે મને આમ ખાલી મલજો હુ તમને બતાવુ કશો વાંધો નહી બતાવાનુ તો મારે ને મારી girlfriend ને તમે કઈ રીતે બતાવશો સાચી વાત છે તો તમને ચોકલેટ ગમે છે ચોકલેટ ના ચોકલેટ નહી ગમતી હુ લોલીપોપ ખઉ છુ ચોકલેટ હોય કે લોલીપોપ હોય શું વાંધો પડે છે ના ફરક હોય ને બંને વસ્તુમાં લોલીપોપ તમને ક્યા flavour ની ગમે આમ આપડે સ્ટ્રોબેરી flavour માં હોય કેન્ડી flavour માં હોય પછી ઘણા બધા flavour માં આવે છે

બટેકાની હા ખઈ લવને બટેકાની chips સારી હોય

કેળાની પણ સારી હોય બટેકાની chips બવ ના ખવાય બાકી gas થઈ જાય મને એવુ લાગે છે કે gas થઈ ગયો હશે એટલા માટે પુછુ છુ ના ના મારી girlfriend થઈ ગયો તો એક વાર એવુ છે? તમને કેવી રીતે ખબર? એને કીધુ હતુ હા એને કીધુ હતુ અપચો થઈ ગયો હતો ને તો તમારે ચુરનની bottle રાખવી જોઈએ ને જોડે હા એ કાયમ ચુર્ણ રોજ રાખુ છુ bag માં એવુ છે કાયમ ચુરન રાખો છો તમે?

મન તો કોઈ અપચો નહિ થતો હો રોજ રોજ લોલીપોપ ખાવાને જોઈ તો અપચો થાય જ ને પછી લોલીપોપથી અપચો ના થાય વેફર ખાવાથી અપચો થાય હવે thirty first આવશે તો તમારે extra લેવી પડશે bottle હા એ તો લઈ લઈએ

signature પણ ચાલે આપણે royal ની મજા આવે RS ની બહુ વધારે મજા આવે ખાય એવી પન પડિકા એવાયે RSbottle જોડે મળી જાય તો પીવાની મજા કઈંક અલગ જ છે આખી હમ એ વસ્તુ સાચી છે આવવુ તમારે thirty first એ party કરવા તમને પીવડાવીશ thirty first એ party કરવા હુ તમે શુ પીવડાવશો અમે લોકો તો પોતે party arrange કરી છે

ના એ બધી વસ્તુ નથી પીતા અમે

અમે RS અને signature પીએ છીએ

તો તો બની જતા હશો ને પુરા લથડિયા ખાતા પડતા ને પાખડતા આવતા

હમ પી લેવાની એમ પોટલીમાંય મજા આવે કેમકે એટલો બધો ખર્ચો કરાતો હશે RS ને royal માં